જાવામાં ફોર લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું જાવામાં ફોર લુપ કેવી રીતે વાપરવું આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 370 નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો અને આઇએફ સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
અહીં ફોર લૂપ માટે સિન્તેક્ષ છે
તે ઈનીશ્યલાઈઝેશન લૂપ કન્ડીશન અને ઇન્ક્રીમેન્ટ ધરાવે છે
તે પછી ફોર બ્લોક છે જે લૂપ કન્ડીશન સાચી હોય ત્યાં સુધી એક્ઝીક્યુટ કરે છે
હવે ચાલો એક ઉદાહરણ એક્લિપ્સ માં પ્રયાસ કરીએ
એક્લિપ્સ પર જાઓ
આપણી પાસે ફોરલૂપડેમો નામનો ક્લાસ પેહલાથી જ છે
ચાલો મેઈન મેથડ અંદર ફોર લુપ ઉમેરીએ
તો મેઈન ફન્કશન અંદર ટાઇપ કરો ઇન્ટ આઇ સેમી કોલન પછી ફોર કૌંશ અંદર આઇ ઇકવલ ટુ 0 સેમી કોલન આઇ લેસ ધેન 10 સેમી કોલન આઇ ઇકવલ ટુ આઇ પ્લસ 1
આ સ્ટેટમેન્ટ લૂપ કેવી રીતે આગળ વધશે તે નક્કી કરે છે
આઇ 0 લુપ માટે શરુઆતની કન્ડીશન છે
આ કન્ડીશન વેરિયેબલ ઇનીશ્યલાઈઝ કરવા માટેની પરવાનગી આપે છે
ઇલ્ટ10 એ લુપ રનીંગ કન્ડીશન છે
જો કન્ડીશન ટ્રૂ હોય તો બ્લોક એક્ઝીક્યુટ કરવામાં આવશે
નહી તો તે અવગણવામાં આવશે
એનો અર્થ એ છે કે જયારે આઇ 10 કરતા વધુ અથવા સમાન બને છે ત્યારે બ્લોક એક્ઝીક્યુ થશે નહી
પછી i i1 જે જણાવે છે કે લૂપ વેરિયેબલ કેવી રીતે બદલાશે
અહીં આઇ ની વેલ્યુ 0 થી શરુ થાય છે
તે 10 બને ત્યાં સુધી લૂપની દરેક પુનરાવૃત્તિ માટે તેમાં 1 દ્વારા વધારો કરે છે
ચાલો હવે આઇ સાથે કંઈક કરીએ
તો ઓપન અને ક્લોસ કર્લી કૌંશ લખીએ
કર્લી કૌંશ અંદર ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન અને પ્રિન્ટ આઇ ઇન ટુ આઇ
આ 0 થી 9 સુધી દરેક નંબરનો વર્ગ પ્રિન્ટ કરશે
ચાલો આઉટપુટ જોઈએ
તો પ્રોગ્રામ સવે અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ લૂપ 0 થી 9 નંબરો પર રન થાય છે
નંબરનો વર્ગ દરેક પુનરાવૃત્તિ માં પ્રિન્ટ કરવામાં આવેલ છે
હવે ચાલો 3 અથવા 5 ના બહુવિધ હોય તે દરેક 2 ડીજીટ નંબરોને પ્રિન્ટ કરીએ
તો આઇ ની વેલ્યુ 10 થી 99 વચ્ચે હોવી જોઈએ
તો આઇ ઇકવલ ટુ 0 ને આઇ ઇકવલ ટુ 10 થી બદલો
અને આઇ લેસ ધેન 10 ને આઇ લેસ ધેન 100 થી બદલો
પછી કર્લી કૌંસ અંદર 3 અથવા 5 ના બહુવિધ નંબર જ પ્રિન્ટ કરીશું
તો ટાઇપ કરો આઇએફ કૌંસ અંદર આઇ મોડ 3 ડબલ ઇકવલ ટુ 0 ઓર કૌંસ અંદર આઇ મોડ 5 ડબલ ઇકવલ ટુ 0
આ સ્ટેટમેન્ટ આઇ 3 અથવા 5 દ્વારા વિભાજીત છે કે નહી તે ચકાસે છે
પછી કર્લી કૌંસ અંદર આપણે આઇ ની વેલ્યુ પ્રિન્ટ કરીશું
હવે ચાલો આઉટપુટ જોઈએ
તો પ્રોગ્રામ સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે નંબરો 3 અથવા 5 ના બહુવિધ છે
આ રીતે આપણે જાવામાં ફોર લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાં ફોર લુપ કેવી રીતે વાપરવું એસાઈનમેન્ટ માટે ત્રણ આંકડાનો નંબર જે આર્મસ્ટ્રોંગ સંખ્યા કહેવામાં આવે છે જો તેના અંકોના સમઘનનો સરવાળો તે નંબર બરાબર હોય છે
ઉદાહરણ તરીકે 153 ઇકવલ ટુ 1 નો સમઘન પ્લસ 5 નો સમઘન પ્લસ 3 નો સમઘન
આવા દરેક 3 આંકડાના નંબરો શોધો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ spoken tuitorialorgવ્હાટ ઇસ એ spoken ટ્યુટોરિયલ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર